ત્યાં થી cctv camera એનું id બધું લઇ ને check પણ કઈ મલ્યું ની એનું એટલે black માં

હા અત્યારે બધું strict એને લીધે બીજા લોકો એ પકડાઈ ગયા સાથે કેટલા હેરાન થયા હ

તો પણ rejection આવે છે હમ આ તો luck ઉપર છે જેના છ હોય સાડા છ હોય તો નહી આવી જાય અને વધારે વાળા તો બેસે ઘર સાડા છ આવ્યા હોય એ સાત વાળા તો એને તેની કરતા પણ વધારે PTE માં અત્યારે આવે છે એવું બધા કે છે pte માં તે exam હેલી આવે ને ITLS કરતા pte હા થોડીક સેહલી આવે exam માં પણ બધો PTE જેવો જ હોય છે ઓલ જેવો જ હોય છે હ હ હ અને નેવું માર્કસ માંથી આવે છે pte

હા સરખું હોય ને ઓલા band હોય ને આ marks

હ તે તું તૈયારી કરે છે એમ ને એમાં પણ જો તમ તને કઉ તો એમાં પણ છ level આવે છે બી one બી two સી one સી two એ પરમાણે હોય છે હ જો તમે German માં course કરવો હોય ને હ તો તમારે તરત જ થઇ જાય englishcourse કરવો હોય તો ITLS માં છ band ની requirement છે bachlour પછી હોય bachlour કરવા જવું હોય તો હ હ ત્યાં compulsory એવું છે ખાલી લેવા ની compulsory ના હોય પણ job આપડે કરવાની હોય ને તેના માટે આપડા સારા માટે એટલે ખાલી બોલેતા અવળે કોક વાતચીત કરતા આવડે job માટે job માં બધા અહિયાં germany ના આપડે અહિયાં gujarati ના હોય તો gujarati માં બોલે હ હ ત્યાં હ હ English નથી બોલ તા german જ બોલે છે ના ત્યાં બધા english એ બોલે છે berlin જેવા મોટી મોટી city

હ હ ત્યાં બધા english વાત કરે છે

પણ english માં એવી રીતે કરે છે કારણકે એને university માં એવી રીતે english બોલે છે બધા અને તમે જો master કરવા જાઓ તો એને english માં જ course આવે છે હ

અત્યાર તમ્રારે ત્યાં ભણવું હોય તો એ one એ two બી one બી twocomplete ફાઈ જાય તો ત્યાં german માં admission મળી જાય હ અને તારી બી one એ one કેટલી કઈ કઈ રી છે exam બધી દઈ ધીધી છે અને હ seventy fivesomething કઈ ક marks લા એ સારા જ કેહવાય એ તો સારા જ કેહવાય ને હ અને એ two ની પૂરે પૂરી preparation કરી લીધી છે addmisson આવી ગયું હ addmisson આવી ગયું હા addmissonoffer latter આવી ગયો અચા કઈ college છે તારે એ ખબર છે કે i think તો coblencoblen કરી ને college છે ને એ અને university નું નામ પણ poblen જ છે હ કે સારી છે college કે ત્યાં પણ educationfree છે free માં મલ્યું છે

શું બિજી ઘણી બધી college માં એને મળવાનું હતું પણ અ બધી paid છે પૈસા વાળી

ઈ process આપે ઓલું loan આપે

અચ્છા

એવું છે હ તો કાઈ ની ના તું કે છે ને

હા તો પૂછી ને મને જલ્દી થી call કરજે message કરજે હા સારું ચલ હા સારું ચલ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

ઘણા બધા અસરો થઇ રહી છે જેને અપના મુદ્દો બહુત મહત્વ નો ગણવામો આવે છે જેથી ભારત માં હવા ના પ્રદુસન વધતું જ રહે છે જેથી આગળ જતા આગળની આવવાવાળી પેઢી ને ગણું બધું નુકસાન થઇ રહ્યું છે આ નુકસાનને અટકાવવા માટે કર્યો કરવા પડે છે એને વધવા માટે ગણા કર્યો થઇ છે તેથી આજે topic માં કરુંછું કે આ વધતા જતા પ્રદુસંને કેવી ઈટ અટકાવવા કેવી રીતે થઇ છે અને શું કામ છે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 જેના કારણે એનાથી આવતા જે હવા જે ધુમાડાને લીધે હવામાં પ્રદુસન થઇ છે મોટીમોટી factor આવલી છે જેમાં હવાનો પ્રદુસન થઇ રહ્યું છે જે હવાના પ્રદુસન થી પશુ પક્ષી ઓને નુકસાન થઇ છે આકાશ માં વાત કરીએ તો અમુક સ્થળે વાયુ અવેલા હોય છે પુથ્વી ના પોપડા ઉપર ઓજોન વાયુ નું સ્તર આવેલું હોય છે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 હવાના જે પ્રદુસન થાય છે તેને અટકાવવા માટે ગણા બધા કર્યો કરવા પડે છે તેથી આપણે જે પેટ્રોલ ડીજલ થી ચાલતા વાહનો એનો ઉપયોગ ટાળીને Electric વાહનોનો ઉપયોગ કરવો જોઈએ Factory ઓ માં પછી તમે હ હવાનું પ્રદુસન કરવું જોઈએ જેથી હવાનું પ્રદુસન અટકી સકે છે આથી હવામાં ઉડતા પશું પક્ષી ઓને પણ કોઈ નુકશાની થતી નથી અને જમીન પર રહેલા મનુષ્યોને પણ હવા શુદ્ધ મળી રહે છે આ હવાને શુદ્ધ મળવા માટે હવાના અટકવું પડશે જરૂરી છે

પાણી નું પૃદુસન પાણીનુનું પ્રદુસન factory આવતા જે પાણી Factory માં જે ગદ્દા પાણી ઓ છે દરિયા ધ્વારા દરિયાયી જીવ સૃષ્ટી ને નદી દ્વારા નામ માં રહેલા જીવ સૃષ્ટી ઓને આ સ

બિન સરકારી પાણી નો ઉપયોગ કરીને ગન્દ્ડા પાણીનો નિકાલ કરે કછે જેથી હવાનું પ્રદુસન પાણીનુ પ્રદુસન બૌ ઓછું થઇ છે પાણી નું પ્રદુસન પણ ઓછું થઇ રહ્યું છે જેથી અમુક નદીઓ નું પાણી મનુષ્યો પણ Use કરે છે તે મનુષ્યો જે નદીના કાંઠે રેતા લોકો use કરવામાં તેનો ઉપયોગ કરે છે જેથી factory માં રહેલા ગંદા પાણીને તેમાં ઠાલવતા જે મનુષ્યો પાણી પીવામાં આવે હોય તેમને પણ ગણું નુકશાન થઇ છે જેથી જે પાણી પીને તેમનું મૃત્યુ પણ થઇ શકે છે જેના માટે રહેલા જે ગંદા પાણી નો નિકાલ એ નદી દ્વારા કરવામાં આવે છે સમુદ્ર દ્વારા કરવામાં આવે છે એઅટકાવવું જરૂરી છે વાત કરીએ વાત કરવામો આવે તો જમીન ની જમીન e ભારત ભૂમિ ગણવામાં આવે છે ભારત ની ભૂમિ ને ભારત ભૂમિ ગણવામો આવે છે જેને માતા તરીકે પુજ્વામો આવે છે ભૂમિ થી અપને એના જ ગણા બધા લોકો જીમીનાને પ્રદુસન કરે છે જેમ કે જીમીનમાં જેથી જે જમીન બિન ઉપજવું બની શકે છે જેમાંથી ખેતી થઇ શકતું નથી તેથી જે factori માં આવતા જે પાણીઓ જમીન માં થાલાવાવામો આવે છે જે જમીન માં ઠાલવતા જ જમીન બિન ઉપજાવું બાજી જાય છે તેને ફરીથી ઉપજવું કરવા માટે ગણી બધી મેહનત કરવી પડે છે જેથી જમીન ને બચવા માટે Factory માં રહેલા પાણીને કોઈ યોગ્ય સ્થળે ઢોળવામાં માં આવે છે જેથી જમીન પ્રદુસન પણ અટકી રહ્યું છે જમ્મીન ના પ્રદુસન ના કરને લોકો ને અવાર જવર કરવામાં લોકો ને સ્વાસ લેવામાં લોકોને ગણું બધું નુકસાન આવે છે જેથી જોવા મળે તો જમીન નો જેથી જમીન ના પ્રદુસન ગતાડવા માટે ગણું બધું ઉપયોગી ગણવામાં આવે છે જમીન e મનુષ્ય માટે ગણી બધી અનાજ પેટ્રોલ બગાડ વામ આવે છે જેથી જમીન નો પ્રદુસન એ ખેડૂતો માટે બહુ મુશ્કેલી જનક ગનાવામો આવે છે ખેડૂતોનો મુખ્ય આધાર જમીન દ્વારા કરવામાં આવે છે તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે જિમીન ને ખેડીને પોતાના માટે ધાન જેમિની. મને ફાવે છે. તેમણે ભારત ભૂમિ કરવામાં આવશે. ભારત ભૂમિને તેના પૂજન કરવામાં આવે છે. જેથી જમીનનું પ્રદુષણ ઘટાડવા માટે આપણે. જે. જે. ઉપસ્થિત રહેલી ફેક્ટરીઓ નીકળતા ગંદા પાણીને જમીન મારફતે કરવામાં આવે છે જેને ચલાવવાનો. ધરાવતો બંધ કરો. બંધ કરાતી આ જમીનનો પ્લોટ. જેથી આપણે પણ. કોઈ ગંદુ પાણી કોઈ કોઈ કોઈ વસ્તુ જમીનમાંટોળી. જમીન ઓપરેશન પણ અટકાવવામાં આવે છે જે જમીન માટે. મન માટે પણ આપણા માટે જમીન પર જોવામાં આવે છે. જમીનમાં અનશન કરવા માટે પણ ઘણા બધા.

હવે વાત કરીએ તો. વાત કરવામાં આવે તો ધોનીએ. ભારત અને વિશ્વના ઘણા બધા મોટો પ્રશ્ન ગણવામાં આવે છે. ધોનીના કારણે ઘણા બધા લોકો બહરા. માં આવે છે. ઘણા બધા લોકો એવા છે કે જે ધોળા થઈ ગયા છે. જેથી. યો બને છે કે જેમાં. બહરા ત્યાં છે. એના સિવાય પક્ષીઓને પણ આનાથી વધારે. ડીડી પશુ પક્ષીઓ આકાશમાં ઉડી છે. ધોની લોકો.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

માણસ દ્વારા. કરવામાં આવે છે તેને કારણે જ મને આ અસર પહોચવામાં આવે છે. ઉત્પન્ન કરવામાં આવે છે.

ત્યાં થી ધોની પ્રદર્શનો પણ ઘણું મહત્વ હોય છે. ને ઘટાડવા માટે ઘણા બધા. ધોનીએ. કટ્ટ થવાની હારું પ્લેનું સ્ટીમ જહાજો. ના કારણે તેમના મોટાભાગના કારણે. ડોના પ્રો. સાંભળવામાં. અને નું. જો જો. પરંતુ વિશ્વમાં ગાયક પ્રદર્શન કરવામાં આવે છે. અને ભારત માં વધતા જતા. નવયુગ. નવાં નવાં વાહનો સંશોધન થાય છે. મોટા કરવા વાહનો સંશોધન થાય છે. જેના કારણે. તેને અટકાવવા માટે આપણે. ઇલેક્ટ્રિક વાહનો કઈ તમારા વાળનો યૂઝ કરો છે જેથી ટ્યુશન અટકાતા અટકાવવામાં આવે છે. હવે જોઈએ તો પ્રદેશ અને એ આપડા માટે અને. ભારત માટે પેપર માટે ઘણું ખતરનાક માનવામાં આવે છે તેથી જોવા જઈએ તો આપણે. કરવા માટે ઘણા બધા કાયદા કાનૂન બનાવવામાં આવે. બનાવવામાં આવે છે. ધોની પતિ સાથે જવા માટે ઘણાં બધાં કામો કરવા જોઈએ.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 આપડે પણ અટકાવશે.

ફેક્ટરી બંધ રહે છે. જંગલ જેથી પ્રદુષણ પણ ફેલાવતો જાય છે. વિશ્વમાં જોવા જઈએ તોના કારણે. થી આપણે જોવા જઈએ તો. ઘણા બધા પૂછીને નુકસાનથી. પણ આજે ભોપરા ની ઉપર આવેલા હોય ને? જોવા જઈએ તો તે. સ્થળે પાર્ક. જો જો મળી આવતા જાતા સમયમાં. પૃથ્વી પહેલાં માણસો માટે શ્વાસ લેવો પણ. ઘણા મુશ્કેલ બની રહે છે. પરસેંટ કરવા માટે વૃક્ષોનું વાવેતર કરવું જોઈએ અને. કાજી. ચલા તો ઓછુ રહે. આપણે શું ઓક્સિજન વધુ મળે છે અને. લેવામાં આવે છે. જેથી આપણે શું ઓક્સિજન મળી રહે છે તેથી આપણે પુરૂષાર્થ કરવા માટે ઘણા બધા.

પ્રદર્શનના કારણે ઘણા બધા નુકસાન પણ થયું છે. એટલે આપને. બધા નુકસાન થાય છે તો શુંને કારણે આપણે ઘણા બધા. નમસ્કાર જણાવ્યું હતું મારો દીકરો જીવલેણ બીમારી નો ભોગ બન્યો છે hettich કોઈક રોગ છે તમે મને ત્રણ મોકલાવશો એક તો રસ્તા પર થી ઉઠાવેલા સામાન્ય પત્થર ઓ હતા તે તેમને પત્થરો મોકલતા મને લાગ્યું કે ખાસ પત્થરો હોવા જોઈએ જેથી નદી કાંઠે જઈ ને વીણી ને હું ખાસ પત્થરો લઇ આવ્યો ને તમને મોકલી આપ્યા ચાર પાંચ મહિના પછી હું એમને મળ્યો તેમને કહ્યું મારો દીકરો સાજો થઇ ગયો તેનો ચમત્કારિક બચાવ થયો છે પછી એમને જણાવ્યું હતું પણ તમને જાણી ને આનંદ થશે પત્થર ને નાનો દસ બાર આશરે એક હજાર પત્થર વેચ્યા છે એ પૈસા અમે એક charity માટે ભેગા કર્યા છે તમારો ખુબ જ આભાર વાત માં ચાલે છે કે વાતો ગણી કરું છું મહાન વૈજ્ઞાની એલબર્ટ આઈન્સ્તેત ગુરુત્વાકર્ષણ ના નીચે ના આપણા અભિગમ ક્રાંતિકારી તહેવારો લાવ્યા છે જે પ્રકાર ની ગરીબી માંથી તેઓ આવ્યા હતા અને જે પ્રકાર ની સામાન્ય સરુઆત તેમને કરી હતી તે જ જોતા જ તેમને જે સિદ્ધિ મળી એ અશક્ય લાગે એવી હતી અઈસ્તેન્ત ને રહસ્ય ની પુરેપુરી જાણકારી હતી દરેક દિવસ નું તેઓ અનેક વાર આભાર માનતા હતા તેઓ તેમના પહેલા વિજ્ઞાનીઓ આભાર માનતા હતા જેમને તેમના પહેલા કરેલા કામ માંથી તેને ગણું જાણ્યું હતું અને કઈક વધું કરવા ની પ્રેરણા મેળવી હતી તેવા જૂની પેઢી ના વિજ્ઞાનીઓ યોગદાન બદલ અભાર મનતા હતા અંતે તેઓ પોતાને મહાનતમ વિજ્ઞાની પુરવાર થયા ભાગવત પ્રકુલર તમારી જરૂરિયાતો ની માંગણી દરમિયાન પત્રકારો ઉપયોગ થઇ શે છે દર્દનાત્મ્ક પ્રક્રિયા પહેલા પગથીયા થયું છે તમારી માંગણી ની તમે આ રીતે રજુ કરો છો દરેક વાક્ય આ રીતે શરુ કરો છો હું એટલે ખુશ છું અને આભારી છું કે તમે જયારે તમારી જરૂરિયાત જાણો જે મળી ગઈ છે એ જ રીતે આભાર માનો છો ત્યારે તમે ભ્રમ્હાં ને એક મજબુત સંદેશો મોકલો છો એ સંદેશો એ સાબિત થાય છે કે તમારી પાસે તમરી ઈચ્છિત વસ્તુઓ છે તેથી તો તમે હાલ માં આભાર માનો છો દરરોજ સવારે પથારી માં થી ઉભા થાવ એ પહેલા જે કઈ બનવા નું છે અગાઉ થી આભાર માનવા ની ટેવ પાડો જાને કે તમે બધું ઈચ્છ્યું એ બધું થઇ ગયું છે એ રીતે એ ઘડીએ રહસ્ય નું મને જ્ઞાન મળ્યું અને દુન્નીયા મને જ્ઞાન પહોચાડવા બદલ આભાર માનતી રહી કારણ કે film જગત માં આણંદ આપનારી હતી

ભારીઅવ્સ્થા ને લીધે દરવાજા ઓ ખુલી ગયા અને અમારી જિંદગી ની જાદુ મળ્યો તો માટે તેમજ મારે માટે ઊંડે જાગેલી પોતપોતાની લાગણીઓ વેચી રહી છે અમારી team એવી રીતે તૈયારી થઇ છે કે દરેક ક્ષણે હવે તો તે અમારી જીવન શૈલી બની ગઈ છે ચાલ નાં ઓગણીસો બાર માં લખાયેલા પુસ્તક stea master key માં visualisation માં પ્રભુત્વ મેળવવા ની અઠવાડિયા ની ચોવીસ exercise આપી હતી વધારે મહત્વ ની વાત એ છે કે તેમનું પુસ્ત તેમના પુસ્તક તમને તમારા વિચારકો ને નિયંત્રણ મેળવવા માં ઉપયોગી થાય એમ છે visualisation નું મહત્વ એટલા માટે છે કે એના આધારે તમે તમારી જાત ને તમારે શું જોઈએ છે તેનું ચિત્ર ચિન્હ શકો તેથી તેમને એ પુસ્તક મળી ગયું હતું એવી લાગણી તથા વિચાર તેમાં જાગે છે visualisation એ ખરેખર તો વિચારેલું ચિત્ર દ્વારા મૂળ રૂપ છે જે એક પ્રકાર ની તીવ્ર લાગણીઓ દર્શાવે છે જ્યારે તમે મન માં કાલ્પનિક ચિત્ર દોરો છો ત્યારે ભ્રમાંડ માં તમે મોકલો છો આકર્ષણ નો નિયમ તમે જે સંકેત મોકલો છો તે સુકાઈ ને તને તમારા ચિત માં જોડાયેલા હોય એ ચિત્રો પાછા મોકલાવવા ના હોય જે visualisation ની પ્રક્રિયા તેના apollo program માં થી લીધી અને ઓગણીસો એસી અને ઓગણીસો નેવું ના દાયકા માં olympic માં તેને સ્થાન આપ્યું અને visual motor rehearsal એવું નામ આપ્યું જયારે તમે માનસિક ચિત્ર બનાવો છો ત્યારે તમે એક ચીજ મેળવી લો છો ચિત્ર અને રસ પડે તો એક વાત જાણવું છું અમે olympic નાં ખેલાડીઓ ને માનસિક રીતે એક કલ્પના કરવા નું કહ્યું કે તેઓ દોડી રહ્યા છે પછી તેમના જયારે feedback સાથેના સાથે જોડ્યા તેમાં ખરેખર જ પર જ દોડતા હોય એના અવયવ ની હિલચાલ થાય એ રીતે માં તેઓ દોડી રહ્યા હોય તેવી કલ્પના કરી તેમાં રસપ્રદ થવા નું જણાવ્યું આમ કેવી રીતે બન્યું કારણ કે મગજ એવા જેમાં તમે ખરેખર દોડી રહ્યા છો કે practice માટે દોડો છો તો એ તમારા મન માંથી ઉતરી શરીર માં આવે છે શોધખોળ કરતા વિજ્ઞાની ઓ અને તેમની શોધ કરવા નો વિચાર કરો અને વિમાન થોમસ એડીસન અને વીજળી નો bulb અને telephone જે કઈ શોધ્યું છે કે સર્જ્યું છે એ એટલા માટે કે કોઈ એ માણસ નાં ચિત માં તેનું ચિત્ર જોયું હતું તેને ચિત્ર સ્પષ્ટ રીતે જોયું હતું અને અંતિમ પરિણામ છે એ રીત્રે એ રીતે ચિત્ર ને ચિત માં જકડી રાખ્યું

અને તેની આંશિક શક્તિઓ નું ભાન હતું તેથી તે ભ્રમાંડ સાથે સહેતુ રેતી ને શોધખોળ તેમને બનાવી હતી તેમની શ્રધા તથા કલ્પના એ માણસ જાત ની ઉત્ક્રાંતિ નું કારણ છે અને આ આપને તેમના કલ્પનાત્મક મગજ ની શોધ નો રોજે રોજ ફાયદો લઈએ છીએ તમે એવું વિચારવા માંડ્સો મારી પાસે આં વિજ્ઞાનીઓ જેવું મગજ નથી તમે એવું પણ કહેશો તેઓ આવી કલ્પના કરી શક્ય હું નાં કરી શકું તમે સાથ મેળવવા ચાલુ રાખસો તો તમને સમજાઈ જશે તમારી પાસે એવું ચિત્ર છે એટલું જ નહી બીજું પણ ગણું બધું છે જયારે તમે કાલ્પનિક ચિત્ર સર્જો છો એ ચિત માં એ ચિત્ર ને હમેશા રમતું રાખો છો ત્યારે અંતિમ પરિણામ તમને મળવા નું અને મળાવવા નું એક જ દાખલો આપુ તમારા હાથ નો બાજુ નો ભાગ જોવો હમણાં ખરેખર તમે તમારા હાથ નો પાછળ નો ભાગ જૂવો ચામડી નો રંગ કરચલીઓ લોહી લોહી લઇ જતી નસ આ બધી વિગતો નોંધી લો હાથ ને આંગળીઓ તમારી મનગમતી નવી સાથે વીંટળાયેલી જોવો આ તમારો પોતાનો અનુભવ છે આ ક્ષણ તમને એટલી વાસ્તવિક લાગશે તો તમને એવું પણ નહી લાગશે કે તમે કાલ જોયું હશે કારણ કે તમને એવું લાગશે કે તમારી પાસે કાલ છે જ

હમ

બસ બેઠો હું હાલ તો. કેવું ચાલે કેન? hello

ચેવું ચાલે કે કીધું? બસ શાંતિ હે હાલ તો તારે કેવું ચાલે? બસ કોય ની આહ office આયો તો બેઠો તો શાંતિ થી. આગળ કોય વિચાર્યું ક નઈ પ્રેમા? આહ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 હાલ તો ભાઈ college ચાલુ છે college પહી પત્યા પહી વિચાર્યે આપડે શું કરવું આગળ હવે?

હાલ તો હાલ તો વિચાર્યું હે college પત્યા પછી business કરવાનું વિચાર્યું હે. શેના વિશે business કરવો શેનો business કરવો? business આપડે કરશું વિચારું હવે? તારે શું કરવાનું? માર તો નોકરી ચાલુ હે હાલ જો ને.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 શેની નોકરી ચાલે હે?